એતો બરબ છે પણ એમ નાં

ખાલી એનું જે આપડે ખબર હ original જે આમ original document કો ને એ રહ્યું એ લાવવા નું હોય જેમ paan card આવે ને આપડે post throughoriginal એ રીત નું કઉં છું. એટલે એવું આધાર card જ હોય કેવું પડશે government માં message કરવો પડશે કે આ રીત નું આધાર card આ address પર મોકલો કે એવું? એતો પેલા post માં પચાસ કે સો રૂપિયા કે એવા.

હા એટલે એ પૈસા ભારવજે ને ઘેર post માં આવી જાહે. એ હા હા હમ હમ અને તાર પાપા ને કેજે તું એ પેલું મોકલી લ્યા દવા નું મારે પછી જવા નું થશે પણ મેં બે phone કાર્ય પણ ઉપાડતા નહી એરયાએ. બરોબર હા હા મુ ઇયોને શું કેવાય bike પર હશે એટલે નહિ ઉપાડતા હોય.

બરાબર બરાબર અતો મેં તને કીધું કે લ્યા ખાલી એમ ક પછી એમને કેવું થાય કે માર કામ નાં કર્યું. ના ના એતો પણ તને દવા નું નામ તો કીધેલું છે ને એમને. દવા નું નામ એટલે એ મને કોક કેટ હતા કે મુ તને whatsapp કર્યો એવું કેતા હતા. હારું હેડ કોક નામ છે દવા નું. એતો એતો ખબર હ એતો લાવવા ની જ છે.

હા હા સારું હેડ એતો તું phone કર દેજે હાજી એકન તો વાર હે ને તાર તો વળતા વાર લાગશે ને હજુ કણ તો. વાર હ એટલે વળતા થોડો ટીમ લાગશે. બસ તો બપોર સુધી તો દવાખાને જ હશે એટલે phone કર દેજે તું. બરાબર બરાબર આતો કીધું તન યાદ કરાવી દઉં તો પહી મારે કોઈ problem નાં થાય બીજું કોઈ ના.

તન તાલ account માં નાખવા.

હા એ તો નાખાવજે પછી શું ખબર મારે એક recharge પતશે સમજી લે કે મારે recharge જ કરાવવા નું છે કેમ કે મારા account માં પૈસા પડ્યા નથી હાલ એટલે હા તો મુ કોક setting થતું હોય તો કરવું. હા એટલે જે થાય એ એક વાગે મતલબ વળતે તો તું તારે બે ત્રણ વાગી જશે કે? હું કોક નું activa કે bike નું setting થાય ને. ના ના તો એક કામ કરજે ને એના કરતા તો. હ વળતે તો તું તાર મારે તોખબર હું પેલા blog નું video edit કરવા નું હ. હા હા એટલે એમાં તો શું ખબર છે કે એક કામ કારીસ મુ video તો અમે offline જ edit કરવાનો હું મુ edit કર નાખોય video બરાબર. એમાં જે પાછળ થી જે બધું વસ્તુ ઓ add બેડ કરવા ની રેહી તો એ પહી મુ માર રીતે add કરી દોય. મીમ game download કરી કરી ને add કરી દય બરાબર ને. નકર પહિ હું ખબર સુધી તો તું વળતે ત્યાર્જો સુધી તું ઘણી લે ને ત્રણ વાગ્યા સુધી તું નખાઇ દેક હાઓ ત્રણ વાગ્યા હુધી નંખાઈ દાય. હા તો બસ તો મારે તો એક video સાડાચાર વાગે upload કરવા નો છે એટલે કલાક માં તો હું edit કરી દઈ એરયું પહી.

બરોબર ઈટલે મારે તો ત્રણ વાગે કામ છે ત્યાર્જો સુધી વાંચું છું લ્યા બેઠો બેઠો. તું તો કોક gset ની તૈયારી કરે ને.

એટલે હાલ મુ વાંચું છું એટલે પછી બપોરે મતલબ તું તાર મોડા નખાયે તો પણ ચાલશે lecture મેં download કરી ને રાખ્યા છે મારા phone માં એટલે વાંધો નથી.

હારું હેડ મતલબ કે મુ હ ન સુ કેવાય પેલું એ કરે ન.

અલ્યા તાર વાળું પેલું tablet ઓય પડ્યું હતું એનું શું કરવા નું?

એમ કૌ તાર વાળુ tablet પડ્યું હતું એનું કાર્રવાનું? એતો લ્યા એમાં charging રેતુ નહી બગડ્યું હ.

હોય કદાચ એવું બી હોય એવું બી હોય એક. કારણ કે જો મેં માર પાપા વાળા charger માં મુક્યું હતું તી completecharging થાય છે એમ

એટલે એ તારે જોયતું હોય તો લઈ જજે પાછુ મારે એમ્ન્મ જ પડ્યું હોય છે અહી હા હેડ તો એવું કર્યો બીજું શું તાન તું કેતો નતો કે તાર પેલા જોવા ના છે એટલે આતો તને કીધું મીયે. હા હા એતો જોવા ના તો છે ભાઈ પણ મેં પેલું subscription લીધું હતું કે.

એ જો મેલ પડે તો લઇ જઈસ પેલા તાર ઘરે થી. હા એ તો તાર લઈ જવું હોય તો લઇ જજે મારે એમ પણ એમય પડ્યું છે માંધાનાવ ખાતર પડ્યું છે અહી. બરોબર એટલે તાર મારે કોઈ કામ હાલ આવતો નથી અને તારો જ છે tablet પાછો અતો મુ છે ખબર વચે video editing કરતો હતો પણ હવે mobile લાવી દીધો.

એટલે મારે change તો કરવો છે ફોન બોન. પણ હવે મસ્ત પગાર બગર આવે નોકરી વોકરી લાગુ ને એના પછી change કરું.

અવાજ નહ આવતો લ્યા.

અલ્યા વચ્ફોચે phone આવી ગયો હતો એટલે. hello hello

એટલે હું તને એ જ કઉં કે બસ હુયે phone લાવવાન ઈચ્છા તો હે હવે જોવું change કરું phone બોન. બરાબર નોકરી વોકારી મળે તો change કરું. બરાબર પેલા શું કેવાય mi વાળા એ નવો કર્યો છે તારે લેવો હોય તો. એ તો ખબર હે લ્યા notethirty વાળો કે.

બસ્સો mega pixel

આ dimensity લ્યા. Dimensity એટલે એમ કોનું છે મતલબ processor five g processor છે.

મસ્ત processor સારું છે

અહી તું ગજી આવતી નથી અહી ગામ માં તને ખબર તો ચી five g શું આપશે કે એટલે તો કઉં કે success કે લ્લ્યા success જાય એવું નાથ લાગતું

મને ય નથી success એટલે success તો જાય પણ હું ખબર કે એમનું network યાર.

એ વાત એ હાચી હવે airtel five g launch કરશે તો આપડે મળી જશે આપડા ગામડા માં. એટલે તો ભાઈ airtel માં તો ભાઈ speed આખી અલગ જ છે airtel airtel જ છે યાર. પણ સાલા plan થોડા મોંઘા પડે છે ને લોચો એ જ છે

નકાર તો બાક airtel એ સારું જ છે. આમ કઈ ખરાબ નથી. Plan મુઘા છે એ જ problem છે ને મારે લ્યા સાંજે આવવું છે તારે exercise કરવા પેલા કેયુર્યા સાથે. હમ એજ મારે અલ્યા હોજે આવું હે કરવા

જો ભાઈ અમે જવા ના છો એટલે હવે ઈચ્છા હે હવે પેલો ચાલુ કઈ કરે હ જોઈએ એતો ઈચ્છા હ હવે સાંજે પેલો મારે એ વજન ગેર બેહી બેહી ને વધી ગયું હે એટલે કીધું અમે સાંજે જતાએ અને આંટો વંટો મારતો આવવા નો ground માં થોડી થોડી exercise કરવા ની. body fresh રે શું gym join કરાવી છે. gym join તો કરવા ની જ લ્પયા ણ અતો આં શું ખબર છે કે આમ gym કરતા exercise તો ઘર ની exercise કરો એ.

જીમ તો join કરવાનું જ લ્યા પણ આતો હું ખબર કે ઘર સારું તું બોપલ માં રેતો એટલા માં કોઈ gym વીમ હતી? ના એટલામાં તો gym નાતુ જોયું નાતુ કાઈ. અલ્યા પેલા નો number એં ત્યાં તાર college જોડે જ આયો.

હા હા college થી થોડો જ દુર છે નંબર એ તો એટલે મુ તને શું કેતો હતો તાર પેલા pg વાળા ભાઈ એ પૈસા આપ્યા કે નાં return નાં અઢાર તારીખ નું કીધેલું હ. એટલે તને લાગે છે આપી દેશે? આલિ તો દેશે જ અઢાર તારીખે હ હ નઈ આપે તો ક્યાં જશે બીજ્જે છોડી ને ક્યા જશે? એ વાત એ સાચી છે આ તાર પેલા દોસ્તારો હતા એ છે કે જતા રહ્યા હ હોવ એન તો લઇ જ જવાય બરાબર બરાબર. દોસ્તાર દોસ્તાર બે બે છે. બરાબર બરાબર અતો તાર અવાજ કપાતો કપાતો આવતો હતો. Hello

એટલે મને કાલ કેતા તા હતા કે આવજે મમાર સાથે અમદાવાદ પણ મેં કીધું કે હેડો મુ જોવું અમદાવાદ.

હા હા બરોબર તે એટલે તું કાલ જવાનો છે એના સાથે જવા નો છે? નાં નક્કી નથી ભાઈ કોઈ નહિ જવા નું મારે વાંચવા નું નથી થતું પહી લ્યા. હા હા હા એટલે. બરોબર ને તું યાદ કરી ને પસી આ પૈસા નખાઇ દેજે પછી માર સાંજે ત્રણ વાગે recharge કરાવી દઉં ત્રણ ચાર વાગે થશે તો ચાલશે update કઈ વાંધો નહી ત્રણ વાગે જેવું. હ તાર કેટલા જોવે એમ કે જે મન? હ તાર કેટલા જોવે એમ કે જે મન? અલ્યા amazon માંથી તારા માંથી amazon માંથી બસ્સો ઓગણચાલીસ વાળો plan કરાઈ નાખજે એવું હોય તો. સારું હેડ દોડ gb વાળો ને

તારે amazon wallet માં ખબર આપડે બે જણા એ કર્યું હતું એટલે આવ્યા હતા કે amazon wallet માં. મન ખબર ક કૈક પૈસા તો પડ્યા છે. ત્રેવીસ રૂપિયા પડ્યા છે તાર amazon wallet માં અને તારે એમ નાં કરવું હોય એમ ના એમ રાખવા હોય તો મારા માં મોકલી દેજે તો મુ માર રીતે કરાઈ દય plan.

એ મારા સત્યાસી રૂપિયા તો પડ્યા ચી પાછા. એવું છે હત્યાસી રૂપિયા પડ્યા છે એમને અલ્યા પેલા bsnl વાળા તો એકસો ઓગણચાલીસ નો plan આપે તને ખબર છે અલ્યા? હોવે લ્ય bsnl વાળા એકસો ઓગણચાલીસ માં બે gb કે કેટલા આપે? હોવે પણ એમ નહિ કેતો તો આપદા ગામ માં tower નાખી તો ડીશ નાખી તો મુ bsnl port કરાવી દઉં

એજ ને એમ તો bsnl speed સારી આવે jio કરતા. તો હા એટલે jio ખાલી four g formalty જ કરી four g એ જ ને four g બાકી કોઈ four g જેવું તો કઈ છે જ નહી નામ આપી દીધું છે ખાલી

તું તો કરી ને ગયો છે. માં બધા તારી મજાક ઉડાડતા હશે.

કોઈ ને ખબર નઈ પાડવા દેતો જ નહિ એમ? ચાલે.

Hello

અલ્યા છો અવાજ જતો રે છે તારો યાર. અલ્યા તાર પપ્પા નો phone આવ્યો હતો પણ હવે શાંતિ થી એમને phone કરું. હા હા તો પણ કર કે પરુ દિંડી કર દે. એ dnd જ છે લ્યા એટલે તો જતું રે છે dnd હોય તો નાં જાય કદીએ માર ફોન આવે તો dnd તો કદી નથી જતું.

હારું હારું હેડ.

હા હા હેડ તો મુ મુ હારું હારું હેડ.

બરોબર ને એ હારું હેડ તો મળીયે તો.

મારુ નામ વિહાન છે, સર. મે હેલ્થ ઇન્સ્યુરન્સ લીધેલ છે છ મહિના પહેલા, હવે મારે અને મારા બૈરાનું બંનેનું ચેકઅપ કરાવવું છે. તો કઈ રીતે એ કરવી શકું? શું છે એની પ્રોસીજર?

બરાબર છે. પછી એ લોકો આપણને કેટલા દિવસમાં રિસપોન્ડ કરે છે?

બરાબર છે. હા સર બરાબર છે. અને હવે ચેકઅપ માટે શું હોય છે? એમ ચેકઅપ કઈ રીતે હોય છે આનો?

એના કોઈ ચાર્જિસ નથી હોતાને સર એ તો ફ્રી જ હોય છે ને?